જોકે ગુજરાતી સાહિત્ય નું જે ગુજરાતી સંસ્કૃતિ પણ નો મહત્તમ પ્રભાવ છે તે કંસ ના સમય માં થયો એ માનવા માં આવે છે પ્રાચી અને મધ્ય કાલીન સાહિત્ય પરાગ

આધુનિક સાહિત્ય ને સુધાર્વિયું અથવા નર્મદ યુગ પંડિત યુગ અથવા ગોવર્ધન યુગ ગાંધી યુગ અને ગાંધી આધુનિક યુગ તરીકે ઓળખવા માં આવે છે પરંતુ યુગ ની શરૂરાત અને અંત જે તે વર્ષી સાહિત્ય એવું ના દાયી સકાય દરેક યુગ મા યુગ ના આગમન અને અંત અગામી અને પુરુગામી યુગ સાથે કેલો સમય કાળ સુધી સાહસ ધરાવે છે જેન સાધુ અને વિજ્ઞાન એ એમાં સારી અ એ પ્રાકૃતિક અને ભાષા ના વ્યાકરણ ના શરૂઆત ના નીશ્રંતો માં એક હતા ત્યાજ કારો અને સંસો ધકો શરુવાનું મતે એ માને છે જે ગુજરાતી સહિત્ય માં શરૂવાત નું સર્જન જેન લેખકો દ્વારા કરવા માં આયુ હતું તે રાસ ભાડું અને વિલાસ ના વરૂપ મા લાંબા પાગ્યે લેખો તરીકે હતા તેને શૌર્ય શૃંગાર અને કુદરત ના વિષય તેવો કેન્દ્ર માં હતું અને વિનય પ્રભા નું ગૌતમ સ્વામી એ પ્રકાર ના સહિત્ય ના શ્રેષ્ઠ ઉદાહરણો છે આમ જૈન સાધુવોએ બસ્સો વર્ષ ના સમય ગાળા માં સેકડો રાહ અથવા ભાષાઓ નું સર્જન કરેલું છે ભાષાઓ માં મુખ્ય વિષયો પ્રકુરતી વર્ણન શૃંગાર સાહિત્ય રીતુ ચિત્રો જેન આચાર્યો તથા તીર્થ સ્થળો ભાષાઓ નું ભાષાઓ નું મોટો સંગ્ર આજ ની તારીખ માં જેન ભંડારો માં જેસલમેર અમદાવાદ અને સાથે હસ્ત લિખિત સ્વરૂપ મા ઉપલબ્ધ છે આનું એક ઉત્સાહ અને ઉલ્લાસ ભર્યા વસંત માં સમય નું ચિત્રણ કરતું પધ્ય સાહિત્ય છે જે તે જેન સાધુ ઓં ની રચનાઓ એ હાથ છે પરંતુ તેમાં કેન્દ્ર માં નથી રખાયો રાજ લેખન નું નામ સામું અને સર્જન નું વસંત વિલા આ પ્રકાર ના શ્રેષ્ઠ ઉદાહરણો છે વસંત વિલા તે ચૌરાસી ઘડી ધરાવે છે સર્જનોની બન્ને સર્જનો ની જેન કવિયો સ્વરૂપે સ્ર્જન્માંનવા માં આવે છે તેની મુખ્ય રચના હોય છે અને હાથે ત્રણ સૌ સાઠ વર્ષો નું સર્જન કર્યું છે તેને નાટકીય શાસ્ત્ર ને ગુજરાતી સાહિત્ય મા લવાનું શ્રેય આપાય છે આ યુગ માં કેટલાક ગધ્ય રચના નું સર્જન પણ કરવા માં આવે છે આ સર્જનો માં મુખ વિષયો વ્યાકરણ અને કર્મ હતા તેમાં અયી એ સૌ થી પ્રાચીન ઉદાહરણ માનવા માં આવે છે જેમાં ધર્મો પદે કેન્દ્રીય વિષય રખાયો છે શૌન્દ્ર નું ધાર્મિક સોમવાર ને વિષય રાખી ને કરાયેલ ગધ્ય સર્જન અને ગુજરાતી નું છે છે અને તેની સહેલી બાન વચના કાદમ્બરી ને મળતી આવે છે એ શિવાય સોમ સુંદર અને પાછા સર્જનો છે મધ્યે કાલીન સાહિત્ય છે ગુજરાતી સાહિત્ય ના આ સમય ખંડ ના ગધ્ય માં સાહિત્ય સર્જન પ્રભુત્વત ધરાવે છે મધ્યે ની સાહિત્ય પ્રકારો મા સર્જનો માં આવ્યો છે જેન સાધુઓં રાષ્ટ્ર અને આ રસાઓએ અખિયા નું સાહિત્ય પ્રકાર ના પુરુગામી માનવા મા આવે છે તે રીતે અખ્યે પણ હવે પૂર્ણ તરીકે જ આ જે કાર્ડ માં ખીલ્યું ના પ્રકારે કયો ગુમક છે કાવ્ય પ્રકાર ગરબો આ અથવા ગરદી પણ આ જ યુગ નું ઉપજ છે વસંત રીતુ નું ઉલાસ વ્રીયું વરણ કરતા અને શૃંગાર તેમજ પ્રેમ રસ થી ભરેલા સાગુ નો વિકાસ થયું સાગું પ્રકાર નું દરેક રીતુ માં અમે પાગ્યે પ્રકાર નો તેમજ ધોળી અને ખાનું સર્જન થયું આમ મધ્યેકાલીન સહિત્ય પદ મા પામ્યું અને તે મોટા ભાગે અબ્રસ્ત પામે થી પાસે થી મળેલી વાસના તરીકે પામ્યું હવે હું તમને કહીસ નરસિહ યુગ પંદરમી સદી દરમિયાન ગુજરાતી સાહિત્ય ધાર્મિક અન્ય્તાઓ સાતેહ લોકપ્રિય થયેલ ભક્તિ સમ્પ્રંતન ના પ્રભ્ત્વ એતાળ આવ્યું આ સમય ગાળા આ સમય સર્વોચ ક્વી ગનાતા તેમની કવિતાઓ માં સુફી રાય ની જ્હાલ્ક મળે છે તેમનું ગોવિંદ ગમ્ય સુરત સંગ્રામ

ગધ્ય અને પધ્ય બન્ને ધર્મ અને ભક્તિ ને પ્રોસ્શાહ્ન આપવા માટે સર્જવા માં આવી હે હિંદુ ધાર્મિક સહિત્ય ના ભાગ એવા ગીતા મહાભારત વેદો અને ભાગ્લોક પ્રિય બન્યા રાજ્ધાનીયો માં જેન ઈતિહાસ ને લગતા સર્જનો પણ કરવા મા આવ્યા એને કારને ગુજરાતી સાહિત્ય મોટા પ્રમાણ માં પુરાનિક પુસ્ત્વ થતું હતું જેના કારને ગુજરાતી સાહિત્ય ભક્તિ રસ ના અધ્ય નું ખુબજ વ્યક્તિ થી વિકાસ થયો આ ગાળા માં બે વિભાગ માં વેચવા માં આવે છે સગુણ ભક્તિ ધારા એવું અને નિર્ગુણ ભક્તિ ધારા આવ્યું હવે હું કહીસ તમને સુગન ભક્તિ ધારા આ ધારા મા ઈશ્વર ને ભોતિક સ્વરૂપ મા પૂજવા માં આવે છે અને તેને રામ અને કૃષ્ણ જેવા સ્વરૂપ નીરુપ્વ માં આવે છે આ ધારા મા નરસિંહ મીરાં બાઈ અને દયારામ ને મુખ્ય યોગે કરતા કવિયો ગણવા માં આવ્યો એ બાણભટ્ટ ના એકા નંબરી નું ગુજરાતી મા શ્રેષ્ઠ સ્વરૂપ પડ્યું પ્રેમાંનાદ ભટ્ટ પણ આ શાખા ના કવિ ગણવા માં આવે છે તેને પ્રચુર માત્રા મા અનેક વિધિ શ્રુતીયો નું સર્જન કર્યું છે તેમને નામ અને તેમજ આ છે સીત્યાવીસ શ્રુત્યો તેમના દ્વારા રચવા માં આવી હતી તેમ નિષ્ણાત મધ્ય ધરાવે છે

કેમ છો અને પહેલા એક વાર એવું થયું હતું કે સ્તંભ ખાલી વજન પૂછી દીધો હતો એ નો સ્તંભ કેટલા ટનમાં છે ઠીક છે તો ધ્યાન રાખજો આ પાત્રિસ ફૂટ ઊંચો છે આનું વજનની પૂછો હું જાણતા નહીં મોજાતા નહીં મૂંઝાતા નહીં અને ત્યારબાદ તો કે આ પ્રયાગ પ્રશક્તિ ની અંદર આપણે અશોક ની વાત નથી કરવાના નથી આપણે અ જાગીરના જે સિલેબ ની વાત કરવાના આપણે વાત કરવાના છીએ સમુદ્રગુપ્ત સમુદ્રગુપ્ત ની total કેટલી પંક્તિઓ છે તો આ કે લેખમાં ભવિષ્ય દ્વારા તો કુલ તેત્રિસ પંક્તિઓ લખવામાં આવેલી છે ધ્યાન રાખજો આ તેત્રિસ પંક્તિની અંદર પૂછે તમને લોકોને કે આ અભિલેખ કયા પ્રયાગ પ્રશક્તિ કિસી ની ભાષા કઈ છે તો ભાષા છે એની સંસ્કૃત પૂછે તમને લોકોને તો લિપ તો લીધી પ્રાચીન ભારતની અંદર લગભગ લગભગ એકત્રિસ થી પહેલેથી કંઈક બ્રાહ્મે અને પૂછે કે આ અભિલેખની સહેલી કહે છે તો તમે કહી શકો છો આ ચંપુ શૈલીની અંદર છે ચંપુ સૈલી અર્થાત અને તેની અંદર પદ્ય પણ જોવા મળશે અને ત્યારબાદ તો આની અંદર ગદ્ય પણ જોવા મળશે ત્યારબાદ તો કે વર્તમાન સમયની અંદર sorry વર્તમાન સમયની અંદર આ આખેઆખેલો અભિલેખ છે તેને વ્યવસ્થિત રીતે આપણે જરાક વાંચીએ છીએ ત્યારે તેની અંદર મોટી મોટી બાબતોનું વર્ણન જોવા મળે છે જેમકે જે પૂછે કે આની અંદર કઈ કઈ બાબતોનો વર્ણન જોવા મળે છે તો ધ્યાન રાખજો સાથેની પંક્તિ સાતમી પંક્તિની અંદર તેત્રિસ પંક્તિઓ છે ને તો સાતમી પંક્તિની અંદર સમુદ્રગુપ્ત ની નાગ વિજય નું ઉલ્લેખ આ પહેલી બાબત કેમ તો તમને પહેલા કીધું કે દિગ્વિજયનો ઉલ્લેખ છે તેના માટે એટલા માટે ત્યારબાદ તો કે બીજી બાબત એ કહે છે કે ગંગાનો જે અવતરણ થુયુ છે આ ગંગાનો અવતરણ પણ પ્રયાગ પ્રશક્તિ ની અંદર જોવા મળે છે ત્યારબાદ તો સમુદ્ર લોગ કઈ રીતે ગંધર્ભ વિદ્યાની અંદર ની પૂર્ણ છે ધ્યાન રાખજો વીણા વગર બતાવેલું છે ને ગંધર્ભ વિદ્યામાં પ્રવીણ તેનો પણ ઉલ્લેખ છે પૂછે છે ને કે કયો સ્થાપક છે તેને ટીકાની અંદર વગાડતો બતાવેલો છે કઈ આજે સ્થાપક છે ત્યારબાદ એ છે વખાણ કોને કહેવાય એ સમજજો અને સાંભળજો સરખી રીતે કે જે સમુદ્રગુપ્ત કુબેર ની સમાન ધ્વનિ છે. ત્યારબાદ વર્ણોની સામાન દાની છે. દાન કરવામાં વરુણ જેવું જે છે સ્થાન ધરાવે છે ત્યારબાદ કહે છે કે ઈન્દ્રની જેમ વીર છે અને ત્યારબાદ last કે છે યમુની જેમ દંડિત ભરતા છે આનો અર્થ એ થાય છે કે અહીંયા સમુદ્રગુપ્ત ને ચાર હિન્દુ દેવી દેવતાઓ સાથે સંકળાયેલ છે અથવા તો તેની સાથે જોડવાનો પ્રયત્ન કરે છે વખાણ નો અર્થ આ થશે જય જય કરીને જુઓ કે વર્ણનની જેમ દાળ વરુણની જેમ દાની છે વરુડની જેમ દાની હશે એટલે જે રીતના વરસાદ વરસે છે એ જ રીતે બે હાથ એ જ રીતે એ જ રીતે બે જ રીતે કોઈદા બીજો બીજો કોઈ દાનવી દેજો દેતો હશે તો કોણ હશે સમુદ્રગુપ્ત તો સૌથી મોટા મોટી વસ્તુ એ ધ્યાન રાખજો અને આને નોટ કરીને લખી નાખજો અત્યાર સુધી શ્રીગુપ્ત ની વાત કરીએ ચંદ્રગુપ્ત પ્રથમ ની વાત કરીએ રામગુપ્ત ની વાત કરીએ what ever

અને આ વાત આપણી NCERT કામ કરે છે

અતિ બાબતોનું વર્ણન છે જ તે સાથે સાથ ઘણી બધી ઉપાધિ આપેલી છે આ ઉપાધિ કોણે આપેલી છે તો સમુદ્રગુપ્ત માટે પ્રયુક્ત થયેલી ઉપાધી છું. હું લખતો જાઉં છું. sorry બોલતો જઉં છું તમે લખી નાખજો તમારી રીતે જેમ કે પહેલી ઉપાધિ કહે છે. ધર્મ પ્રાચીન બંધ બીજી વાર બોલું છું ધર્મ પ્રાચીન બંધ second કહું છું ધરણી બંધ ધરણી બંધ અર્થાત પૃથ્વીને ધારણ કરવા વાળો બહુરૂપ થી ઉપદેશ આ હોય છે ત્યારબાદ કહે છે પરમ ત્યારબાદ કહે છે કવિરાજ ત્યારબાદ કહે છે પૃથ્વી આયામ ત્યારબાદ કહે છે સરોવર રાજ્યજા અને ત્યારબાદ રોહિત વંચાવલની વાત કરી હતી આપણે આગળ તે topic છે વંચાવલી તો એની અંદર લખેલું છે રોહિત તો કેમ યાદ કરો સમુદ્રગુપ્ત ની માતા નુ નામ કુમાર બેલી હતા. જોવો લીછવી ગણથી સંબંધી હતા. ચંદ્રગુપ્ત તેની સાથે વિવાહ કરે છે ત્યારબાદ સમુદ્રગુપ્તનો જન્મ થાય છે એટલા માટે સમુદ્રગુપ્ત ને મિચ્છામી દુહિતરો પણ આ અભિલેખની અંદર કીધેલો છે આટલી વસ્તુની clear થાય. હવે તો કે main વસ્તુની વાત કરીએ કેમ તો કે આ પ્રોસેસવી ની અંદર સૌથી important માં important જો કોઈ topic હોય તો એ જ છે સમુદ્રગુપ્તની યુદ્ધ તો યુદ્ધ છે તો એનો વિવરણ પણ આની અંદર હશે તો જુઓ તેત્રિસ પંક્તિ છે ગુણગાનની તેત્રિસ પંક્તિની અંદર સ્પષ્ટ રૂપથી કહે છે કે કઈ રીતે કઈ રીતે છ અલગ અલગ યુદ્ધ કરે છે એટલા માટે જ સમુદ્રગુપ્તના યુદ્ધને છ કરમની અંદર વિભાજિત કરેલા છે છ ચરણની અંદર વિભાજિત કરેલા છે આનો અર્થ એવો થશે NCERT ભલે ચાર જણ કે તે પણ મૂળ રૂપથી છ જણ હશે એટલા માટે કીધું કે NCERT કે તો આપણે ભણશું તે આપણે એક્સ્ટ્રા વસ્તુ આપી તમે ભણી રહ્યા છો ઠીક છે જુઓ છ ચરણની અંદર યુદ્ધ છે આની અંદર એ પહેલું જે યુદ્ધ કરે છે પ્રથમ ચરણ આ પ્રથમ ચરણની અંદર તે આર્ય વર્તનુ યુદ્ધ કરે છે. આ ધ્યાન રાખજો આર્યવર્તની અંદર શરૂઆતમાં એકાવન શાસકોને હરાવે છે અને ત્યારબાદ તો કે આ ભાગને પોતાની અભિન્ન કરી લે છે જેવા અભિન્ન કરી લે છે ત્યારબાદ બીજા ચરણ ની અંદર જે સમુદ્રગુપ્ત યુદ્ધ કરે છે એ કરે છે એ કરે છે દક્ષિણાવ બળ દક્ષિણાવ બળ હવે થાય છે શું અહીંયા સમજ્યો જ્યારે સમુદ્રગુપ્ત આર્યવર્તને જીતીને દક્ષિણની અંદર પૂર્વ તરફ ઉપર વિજય પ્રાપ્ત કરે છે ત્યારે સમજજો સરખી રીતે આર્યવર્ત પોતાને આઝાદ કરાવે છે અર્થાત જે ત્રણ શાસકો પર જીત મેળવેલી હોય છે એ ત્રણે ત્રણ સમુદ્રગુપ્ત ની આવવી જોઇએ તે દૂર થઈ જાય છે તો કે છૂટી જાય છે પણ એ સમયે સમુદ્રગુપ્ત ક્યાં હોય તો દક્ષિણમાં એટલા માટે આર્યવર્તની અંદર કંઈ કરતો નથી હવે તો કે જ્યારે દક્ષિણની અંદર વિજય પ્રાપ્ત કરી લે છે ત્યારબાદ ફરી વખત આર્યવર્ત ની અંદર આવે છે અને આર્યવર્ત નું બીજું યુદ્ધ કરે છે અને આ યુદ્ધની અંદર એ ઉત્તરના કુલ નવ રાજાઓને હરાવે છે અને દક્ષિણની અંદર એ ટોટલ બાર રાજાઓને હરાવે છે સવાલ એ છે કે આર્યવર્તનો પહેલો અને ત્રીજો આ યુદ્ધનો વર્ણન તેત્રિસ પંક્તિઓ માંથી ચાર નંબરની પંક્તિઓમાં જોવા મળે છે તો પંક્તિનો નંબર છે તેર અને ચૌદ આ બંનેની અંદર આર્યવર્તના ઉલ્લેખ જોવા મળે છે ત્યારબાદ તો કે આ બીજા આર્યવર્તના યુદ્ધમાં ઉલ્લેખ એકવીસમા નંબરની પંક્તિની અંદર જોવા મળે છે જ્યારે ઓગ્નિસ અને વીસ આ બંને પંક્તિની અંદર દક્ષિણા વર્તનો ઉલ્લેખ જોવા મળે છે જ્યારે સમુદ્રગુપ્ત આર્યવર્તને પોતાની અભિન કરે છે ત્યારે અહીંયા એક નીતિ અપનાવે છે અને તેને કહેવામાં આવે છે અસ્થબુદ્ધિ કરણ દોસ્ત બુદ્ધિકરણ નો અર્થ થાય છે સમુદ્રગુપ્ત ના ડાયરેક્ટ નિયંત્રણ ની અંદર આર્યવર્ત રહેશે ત્યારે દક્ષિણની અંદર જે નીતિ અપનાવે છે તેને કહેવામાં આવે છે ગ્રહણ મોક્ષાનું ગ્રહણ કારણકે સમુદ્રગુપ્ત ને ખબર છે કે તે direct દક્ષિણના પ્રાંતો ઉપર આક્રમણ કરી શકે નહીં એટલા માટે શું કરે છે આ પહેલા આક્રમણ કરે છે ધન ગ્રહણ કરે છે ત્યારબાદ મોક્ષ કરી દેશે જરૂર પડશે ત્યારે ફરી વખત આક્રમણ કરશે ગ્રહણ કરશે અને પછી પાછો મોક્ષ કરી દેશે હવે મોક્ષ નીતિ અને સમુદ્રગુપ્ત લગભગ લગભગ એક સમાન જોવા મળે છે મધ્યકાલમાં અલાઉદ્દીન અને અહીંયા સમુદ્રગુપ્ત જોવા મળે આટલી વસ્તુ clear થઈ આપણે ત્રણેય યુદ્ધ જોયા જ જોઈ લો સાથે સાત પંક્તિ તેને પણ આપણે જોતા જઈએ જોઈએ છે હવે ચોથું જે યુદ્ધ કરે છે એ કરે છે આત્વિક સિદ્રકો તમે એમ કહેશો કે સર આ આત્વિક સિદ્રકો શું છે કહેવાય છે આ આત્વિક સિદ્રકો આને જ વાત કરું sorry આની વાત કરું છું મધ્યભાગની ઉજ્જૈન અને અર્જન્ટાની વચ્ચે જે એક ક્ષેત્ર છે એ આત્વિક સિદ્રકો તરીકે ઓળખાય છે આત્વિક જાતિ છે જંગલી જાતિ છે કહેવાય છે કે આ આત્વિકની અંદર ટોટલ અથાર રાજ્યો હતા નાના મોટા આ અથાર એ અથાર રાજ્યોને સમુદ્રગુપ્ત હરાવે છે પોતાના સામ્રાજ્યની અંદર મેળવવાનો પ્રયત્ન કરે છે

તો હું તમારું આક્રમણ કરીશ નહીં ચાર ચરણના યુદ્ધ જોઈ લીધા પાંચમો ચરણ કહે છે પાંચમુ ધોરણ ની અંદર જે આવે છે એને કહેવાય છે આંતરિક ક્ષેત્ર સમુદ્રગુપ્ત પોતાના રાજ્ય અભિષેક બાદ પાંચમા ચરણની અંદર આત્વિક સિદ્રકો પર આક્રમણ કરે છે આત્વિક સિદ્રકોનો અર્થ થશે તો કે આભાર

રાજતંત્ર આખું આત્મક વ્યવસ્થા સવલી છે કે આમાં ટોટલ રાજ્ય કેટલા હતા ધ્યાન રાખજો આની અંદર total ચૌદ રાજ્યો આપણને જોવા મળતા હતા ચૌદ ની અંદર થી નવ રાજ્યો એવા હતા જે ગણતંત્ર આત્મવ્યવસ્થામાં જીવતા હતા જ્યારે બીજા જે રાજ્યો છે અર્થાત પાંચ એવા ક્ષેત્રો હતા જે રાજ્યતંત્ર વ્યવસ્થાની અંદર જીવે છે અહીંયા સમુદ્રગુપ્ત એક નીતિ અપનાવે છે સમુદ્રગુપ્તની આ અને તેને કહેવામાં આવે છે સર્વપ્રધાન આગયા કરણ અને પ્રાણ ગમન ધ્યાન રાખજો સરખી રીતના શબ્દોને સાંભળો સર્વપ્રધાન TAX મને આપો આજ્ઞા કારણ મારી આજ્ઞાનું પાનું કરો અને ત્યારબાદ પ્રાણગમન અને તમને તમારા જીવને મારાથી બચાવી લઈ શકો છો clear છે આટલી બધી આટલી વસ્તુ પાંચ ચરણ જોઈ લીધા અને last હવે જે વાત કરીએ તો કે એ છે વિદેશી શાસક તો આમ સમુદ્રગુપ્ત ની પ્રશસ્તી ની અંદર છ ચરણમાં સમુદ્રગુપ્ત ના યુદ્ધ નો ઉલ્લેખ જોવા મળે છે સવાલ એ છે કે આ વિદેશી શાસક કોણ કોણ છે એ જરા જણાવો તો જુઓ આજે આખેઆખો ભાગ છે આ વિદેશી સ્થાપકોનું આની અંદર પહેલા જે હતા એ જ કહેવામાં આવે છે ત્યારબાદ કહેવામાં આવે છે તો એ પણ હતું એ શક અને ત્યારબાદ કહેવામાં આવતા હોય તો એ હતા મરુન આ બધા વિદેશી સ્થાપકો છે ધ્યાન રાખજો ત્યારબાદ એક ફળ મળે છે નામ છે એનું સર્વદીપ સર્વદીપ શું છે ખ્યાલ છે તો એ છે અંદમાન અને નિકોબાર ને કીધેલું છે અને ત્યારબાદ તકે જે શ્રીલંકા છે બહારી રાજ્યો પર પણ સમુદ્રગુપ્ત આ આક્રમણ કરે છે અને ત્યારબાદ તેને નવીનીતિ અપનાવે છે ગરુડમંડક નીતિનું નામ છે ગરોડા મંડક ત્યારબાદ છે કન્યો પાયન અન કન્યો પાયન લખી દઉં ગરુડ મંડક આને કન્યો પાયન હવે સવાલ એ છે કે કરોડ મંડક અને કન્યા પાસે શું છે યાદ કરો સરખી રીતના નાગ અને ગરોળની અંદર જે યુગથી હોય તો સૌથી વધારે જીદ કોની થશે તો ગરુડની થશે તમને ખ્યાલ હશે ગુપ્ત સામ્રાજ્ય ની અંદર ગરુડ જે હતું તે ગુપ્ત સામ્રાજ્યનું રાજ ચિન્હ હતું સ્વાભાવિક વસ્તુ છે કે સમુદ્રગુપ્ત ની ગરુડ વાળી મુદ્રા હશે તે આ બધા ક્ષેત્રોની અંદર ચલાવવી પડશે આટલા માટે અહીંયા નીતિ વપરાવી છે એને શું કહેવામાં આવે છે? ગરુડ મંડળ નીતિ કહેવામાં આવે ત્યારબાદ કીધું છે કન્યા અર્થાત મારી સાથે અથવા તો હું જેને કહું તેની સાથે તમારે વિવાહ કરવા પડશે જો તમે ઇચ્છતા હોય કે હું તમારી ઉપર આક્રમણ ન કરું તો અન્યથા આક્રમણ થશે આવી રીતના સમુદ્રગુપ્ત ની પ્રયાગ પ્રસક્તિની અંદર તેના સામ્રાજ્ય વિસ્તારનો ઉલ્લેખ સ્પષ્ટ રૂપથી આપણને લોકોને જોવા મળે છે જો તમે ખાલી NCERT ની અંદર જોશો તો બહુ એટલે બહુ નાનું બતાવશે પણ real માં જ આખે આખા જો તમે આખે આખા પાઠને એસી જોવાનો પ્રયત્ન કરું તો પ્રશક્તિને જવાનો જોવાનો પ્રયત્ન કરશો તો real માં સમુદ્ર ગ્રુપની વિજય બહુ મોટી છે ઠીક છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો આ ચાર બાબતોનો આપણે discussion કર્યું સાથે સાત મેં તમને એક્સા પણ information આપી જે મારી પાસે હતી હવે કે થોડાક આગળ જઈએ next topic શું છે શું છે next topic ને જોઈએ જુઓ મેં તમને લોકોને વાત કરી હતી તો અહીંયા લખેલું છે લીછવી ગણ આખે આખી જિંદગી પરમિશન આપી દીધી કે કઈ રીતના એને એ જ વસ્તુ અહીંયા લખેલી છે ત્યારબાદ નો topic છે એ છે હર્ષવર્ધન અને હર્ષચરિત અર્થાત ગુપ્ત વંશના અંશવાદ હંમેશા ઇતિહાસના એક નિયમ છે કોઈ એક શાસક આવશે એક વંશની સ્થાપના કરશે આ વંશ ની અંદર બીજો કે ત્રીજો સ્થાપક એવો હશે કે આ આખા સમ્રાજ અને વિસ્તાર કરશે અને ત્યારબાદ એક ધીરે ધીરે આ વર્ષ ખતમ કરશે તેઓ ખતમ થશે બાકી રહેલા નાના નાના પ્રાંતો અલગ અલગ રાજના રોગમાં તારા છે clear છે એ જ વસ્તુ થશે મૌર્ય વંશ આવશે ત્યારબાદ મૌર્યવંશ તૂટશે નાના નાના પ્રાંતો ની અંદર વિભાજિત થશે ત્યારબાદ ગુપ્તકાળ આવશે

એ મજા મજા કેમ છો યશભાઈ શું ચાલે બહુ જાજા દિવસે ફોન કર્યો તમે અરે ખુબ મજા બોલો ભાવિનભાઈ કઈ ન ઘટે હમણાં તો બહુ સારા દિવસો છે વાત જ જવા દ્યો અત્યારે તમે તો હમણાં થોડાક સમય પછી તમે પહેલા વાત કરેલી હતી એની મને ખબર નથી તો મને થયું આજે ચલો ભાવિનભાઈને ફોન કરું અને તમારું મેં આજે છાપા માં આવેલું એ હા હમ મિલન પાણીપુરી સેન્ટર ભાવિનભાઈ વાત જ જવા દ્યો તમે બહુ મોટા પાયા તમે તો જુઓ public તો તમારી દુકાને કે જે છાપા માં જે તમે photo દીધો છે હા હા એમાં તો public એટલું બધું તો જુઓ તામ્રી દુકાનની અંદર બેઠું છે વાત જ જવા દ્યો મને તો થઇ ગયું ઓહો એટલે પછી મેં ત્યારે સવારે જ તમારા news માં તમારા photographs જોયા મેં કીધું ભાવિનભાઈ ને હમ બહુ પ્રખ્યાત થઇ ગય મને થયું અત્યારે એમણે ફોન નથી કરવો નિરાંતે મેં કીધું ફો કરીશ પણ અત્યારે હમ રાત્રે ફોન કર્યો શું ચાલે ભાવિનભાઈ નવીનમાં બસ જો ધંધા પાણી full ચાલે છે અત્યારે ત time નથી મળતો એમ હમણાં તો આ તહેવાર ના હિસાબે તમારે ગરાગી પ full હશે ને

શું વાત છે એટલું તો traffic હાં અને તમે કઈક પાણીપુરી માં નવી તમે કઈક સાત flavour ની પણ ચાલુ કરી છે. હા અમે પાણીપુરી માં સાત flavour ની પાણીપુરી હમણાં ચાલુ કરી છે. અને ઓલા તમે મને પહેલા મને કૉલ કર્યો હતો તમને ખબર છે કે મારે પહેલી દુકાન માટે shop માટે નવી shop માટે જે card છપાવવા છે મેં તમને એક નામ આપ્યું હતું હમ મિલનભાઈનું

ના ના મેં ચોક્કસ એમને contact કર્યો હતો એમણે જ મારું જે મેં પાણીપુરી ની બીજી મેં બે shop કરી ને એમણે જ બહુ એનું કરી દીધું ઓલું board ને બધું અચ્છા અચ્છા એવું છે ને હમ પહેલા ઓલા નાના નાના જે card હોય છે બધા ને દેવા માટે તે જે order આપી દીધો. હા હા એ order પણ આપી દીધો. તો આવી ગયા જલ્દી કામ કરે છે ને તમે જોયું તમને કેવું લાગ્યું? ના ના બહુ reasonable ભાવ અને બહુ first class કામ કરી દીધું એને યશભાઈ thank you very very much તમને તમારો આભાર ના ના યાર એમાં શું હોય આપણે આપણા કામ માં ન આવીએ તો કોણ આવશે?

અને તે ભી મારા મિત્ર જ છે ઘણા બધા વર્ષો થી અમે બન્ને સાથે જ છીએ હમ અને કોઈ ભી ગમે તેવું કામ હોય photographs કે એને બહુ મોટું કામ કરે છે એ આખા contract જ લે છે contract હા હા શું એટલે આખા જે city ની અંદર જેટલા ભી આવા માનો કે હમણાં તમને ખબર હોય તો આજે tea pot જે નામ જે બને છે, હા tea pot છે તો એક shop નાની અમથી ચા ને એવું વેચાઈ પણ અત્યારે તે એક brand થઇ ગઈ એવું છે તમને ખબર છે હમ હમ tea pot ના આવે છે થાંભલી જેવા આગળ જે બોર્ડ આવે છે ને lighting વાળા

તે બધી જગ્યાના તમામ હમ હમ આખો contract મિલનભાઈએ લીધો હતો અને બહુ સારો અમથો ફાળો તે હમ હમ વાત જ જવા દ્યો ઘણો બધો નફો થયો છે તેમ કે તેનું કામ જોઇને તમારા જુનાગઢના જે હમ જે tea pot છે ને તેનું પછી તમારા જૂનાગઢમાં જે બીજો tea pot છે એક અને પછી તમને એક ખબર હોય તો કાલાવડ ચોક પાસે એક tea pot છે આ બધા ના હમ જુનાગઢ નો જે છે ને જુનાગઢ ની જે city ની અંદર જે tea pot નો contract પણ આ મિલનભાઈને મળ્યો છે આ બોર્ડ માટે અને બહુ સારા એવા બોર્ડ બનાવે છે હમ અને બહુ reasonable ભાવ લેશે જે tea pot ના જે મેઈન છે ને અધિકારી ને તેણે જ response આ લોકોને હમ એટલે હમ મિલનભાઈ સાથે સંબંધ સારો છે હમણાં તો એ free પણ ન હતા તમે પણ આ મોટી shop ઉભી કરીને એટલે મેં તમારી વાત કરી હમ મારા એક friend છે ભાવિનભાઈ કરીને અને તમારું જે મિલનભાઈ નામ છે ને તેમની દુકાનનું નામ પણ હમ milan shop લખેલું છે બધી જગ્યા એ જેમ કે મિલન પાણીપુરી છે તમે અત્યારે બીજી ઘણી બધી દુકાનો ત્યા ખોલી લીધી છે તેનું નામ તમે શું શું રાખ્યું છે એ મને ખબર પણ નથી હમ તે મને થોડું ભાવિનભાઈ માં થોડું ધ્યાન આપો અને તો શું થોડું ઘણું એને નવી દુકાન ના ઉદ્ઘાટન સમયસર થઇ જાય ને હમણાં તો અને તમે પછી મને વાત એ કરી હતી કે હા તહેવાર આવે છે તો તમારે જલ્દી થી જલ્દી દુકાનનં ઉદ્ઘાટન કરવું હતું કેમ કે તહેવાર ના હિસાબે તમારે ત્યાં public બહુ જાજુ થાય છે દુકાન ની અંદર માણસો અને નિરાંતે બેસીને

હમ એટલે તમે જેમ કહો એમ એટલે મિલનભાઈએ તમને ફટાફટી જે બોર્ડનું આ તે જે work કરવાનું હતું જે lighting વાળો જે board નો photo ભી નાખેલો personally મિલનભાઈ એ હા કરેલું વાત જ જવા ડો ને મને તો સૌથી વધારે તમરી દુકાન જે અંદર નું જે આમ seen આવે છે ખાસ તો બાર થી જે furniture ને આ ને તે જે અંદર બેસવા ની સુવિધા ને એ ac ની બી વ્યવસ્થા કર લીધી એટલે બઉ સારી વાત કેવાય ભાવિન ભાઈ દરવાજા પણ તમે કાચ નાં કર લીધા એક વસ્તુ તમરી દુકાન ની અંદર notice કરી કે તમરી દુકાન ની અંદર ગંદકી નામે મને જરાય પણ જોવા નાં મળ્યું બધા લોકો dustbin માં જ બધો કચરો ફેંકતા હતા તો શું તમે થોડું ઘણું જણાવો શું શું નવીન માં ચાલુ કર્યું છે અત્યરે હમણાં જે ત્રણસો બીજી નાખી ને ત્યાં આપણે પાણીપુરી નું તો જ્યો આપડે કરીએ જ છીએ અહિયાં પાવભાજી ચાલુ કરી chinese ચાલ્યું કર્યું અને ઢોસા ચાલુ કર્યા એટલે મતલબ કે ખાલી પેલા પાણીપુરી માં જ તમારે public સમાતું નથી મને ખબર હતી ત્યાર સુધી તો હા હા અને તમે એટલી બધી પ્રગતિ કરી chinese કર્યું બીજું શું કીધું ઢોસા ઢોસા કરીએ ઢોસા southindian અને chinese માં તમે શું શું બનાવો મતલબ ભાવિન ભાઈ વ chinese માં આપડે manchurian chinese ભેલ manchurian dry manchurian gravy

અને બીજું પાવભાજી કરી કે નથી કરી હા પાવભાજી પણ કરી છે ને ચાલુ હા તમે મને વાત તો કરી હતી ઘણાં સમય પેલા કે મારે પાવભાજી નું ચાલુ કરવું છે હા તો શું કેવાય તમે અત્તયારે તમે કરો છો શું તમારી દુકાન ની અંદર તમે બેસો છો કઈ જગ્યા હું અત્યરે જે પાણીપુરી ની shop ત્યાં પણ બેસું પછી મેં જ્યાં નવું ચાલુ કર્યું ત્યાં મારી wife બેસે છે એટલે જે ઓલી ત્રણ shop સાથે છે તે તે જગ્યા એ તમે નથી હોતા નહિ નહિ ત્યાં હું આંટો મારવા જઉં ચુ પણ પછી પાછો આવતો રહું પણ આપડે બે જગ્યા એ દેખરેખ તો રાખવું પડે ને ત્યાં મારા wife રે

પાંચસો meter એવું હતું મેં માપ્યું હતું પાંચસો મીટર તો મને લાગ્યું તું પણ એના થી તો દુર નથી ને નહિ નહિ નહિ દુર તો નથી તે બાજુ બાજુ માં જ છે હા

એટલે આમ બાજુ બાજુ માં જ કેવાય ને મતલબ સામે સામે જે apartment છે બન્ને વચે પાંચસો meter નું અંતર આવેલું છે અને બન્ને તમે જોવો સારી તમે location બી બઉ સારું ગોત્યું છે ના ના ના ના area બઉ સારો છે હા ને ત્યાં બી bypass થી નીકળે છે તો એટલે ઘણું બધી ત્યાં public અને તમાર ત્યાં આવેલા લોકો ને બધા ને આમ જગ્યા મળી રે છે બાકી ગામ ની અંદર ઘણી દુકાનો એવી હોય છે કે જે પ્રખ્યાત હોય તો ત્યાં traffic બઉ થાય છે કેમ કે તે લોકો હા નાસ્તો કરવા જાય છે તે પોતાની ગાડીઓ parking કરી ને ગમે ત્યાં parking કરી ને ચાલ્યા જાય એના હિસાબે traffic થાય છે પણ તમે બઉ location વાળી જગ્યા ગોતી છે. ના નાં આપને parking ની સુવિધા પણ કરેલી છે એ ખ્યાલ છે તમને હા એ તો ખ્યાલ તો નથી મેં photo જ જોયેલો છે હૂબ ક્યાં રૂબરૂ આવેલો જ નથી રૂબરૂ તમને બી ખબર છે માર

હા એટલે અત્યારે પાણીપુરી માં તમારું શું કેવું કઈ રીત નું તમે બનાવો છો પાણીપુરી માં અપડે છે ને only for mineral water નો જ use કરીએ છીએ. અને જે પણ એમાં નાખવા નાં મારી મસાલા છે ને આપડે પોતે ઘરે જ બનાવીએ છીએ. શું વાત છે mineral water શું શું તમે કરો છો? mineral water માં એ સાતે સાત flavour ના પાણી છે ને આપડે mineral water માં બનાવી અને mineral water છે ને સ્વાસ્થ્ય માટે બઉ સારું છે એમ એને કોઈ જાત ને આપડે chemical કે કોઈ જાત નું આપડે ભેળ શેળ કે કોઈ પણ આપડે બાર થી chemical કે એવું કઈ use નથી કરતા only for mineral water માં જ આપડે છે ને સાતે સાત flavour ના પાણી બનાવીએ છીએ. શું વાત છે ભાવિન ભાઈ અને અત્યારે તો doctor પણ એવું કહે છે ને response કરે છે કે જ્યાર સુધી તમે mineral water વાપરો તો બઉ સારું રેસે સ્વાસ્થ્ય હા સારું રેને અને બીજું તમે કીધું હતું ઢોસા ચાલુ કાર્ય છે તો ઢોસા માં તમારા મને તો એ નથી ખબર પડતી ભાવિન ભાઈ તમે પેલા એકલા થી મિલન ચાલુ કર્યું હતું ને મિલન પાણીપુરી shop તમે પેલા seven flavour નાતી ત્યારે તમે ખાલી એક સાદી પાણીપુરી વેચતા ત્યારે બી તમે એકલા ના પોચતા તો અત્યરે આં ચાર ચાર દુકાને તમે કઈ રીતે પોચો છો. આપડે બાર થી બાર થી આખી team જ રાજસ્થાન ની બોલાવેલી છે. હા તો એ વાત સાચી કેમ કે આ ઢોસા માં ને પાવભાજી માં એ રાજસ્થાની લોકો જ કામ કરતા હોય છે ને હા હા તે આપડા જે કારીગર છે ને એ બધા અર ત્નાયાં ના જ છે એમ હા એટલે આજુબાજુ નાં વિસ્તાર ના હશે ને ત્યાં ન ત્યાં કારીગર એટલે મતલબ કે ત્યાં ખાલી થડો સંભાળે કે નાઈ ના ના થડો નાં સંભાળે આપડે જે પાણીપુરી ની જે shop છે ને ત્યાં હું થાડા પર હું બેઠો હોય ત્યાં counter ઉપર હું બેઠો હોય